જાવામાં થિસ કીવર્ડ વાપરવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું થિસ કીવર્ડ વાપરવાં વિશે થિસ કીવર્ડને ફીલ્ડો સાથે વાપરવું થિસ કીવર્ડને કન્સ્ટ્રક્ટર્સ ની શૃંખલા બનાવવા માટે વાપરવું
અહીં આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ ૧૧૧૦ જેડીકે ૧૬ એક્લીપ્સ ૩૭૦ આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સ ની મદદથી જાવા માં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું
જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો httpwwwspoken tutorialઓર્ગ હવે આપણે થિસ કીવર્ડનો ઉપયોગ કરવાનું જોઈશું
કન્સ્ટ્રકટર ની અંદર થિસ એ વર્તમાન ઓબ્જેક્ટ નો સંદર્ભ છે
કન્સ્ટ્રકટર માં થિસ ની મદદથી આપણે વર્તમાન ઓબ્જેક્ટ નાં કોઈપણ સભ્યનો સંદર્ભ લઇ શકીએ છીએ
હવે આપણે થિસ કીવર્ડનો ઉપયોગ ફીલ્ડો સાથે જોઈશું
થિસ કીવર્ડ આપણને નામ અથડામણ ટાળવા માટે મદદ કરે છે
આપણે આવું ઉદાહરણ અહીં જોઈ શકીએ છીએ
તે માટે ચાલો એક્લીપ્સ ખોલીએ
પહેલાનાં ટ્યુટોરીયલમાં બનાવેલ સ્ટુડન્ટ ક્લાસ ખોલો
ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ને કમેંટ કરો ૧ પેરામીટર સાથેના કન્સ્ટ્રક્ટર ને કમેંટ કરો
પહેલા બે ઓબ્જેક્ટો બનાવવાં માટેના કોડને પણ કમેંટ કરો

હવે પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર ની નોંધ લો
the roll number અને the name કન્સ્ટ્રકટર માં પાસ કરેલા આર્ગ્યુંમેંટો છે
roll number અને નામે ઇન્સ્ટંસ વેરીએબલો છે
હવે ચાલો આર્ગ્યુંમેંટોને roll number અને નામે માં બદલીએ
તો કન્સ્ટ્રકટર માં આપણી પાસે છે roll number ઇકવલ ટુ roll number અને નામે ઇકવલ ટુ નામે
હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો
તો CtrlS અને Ctrl ફ11 દબાવો આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે આઇ એએમ એ પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર નુલ હવે કોડ પર આવીએ
કોડમાં આપણને ૨ વોર્નીંગ દેખાય છે
વોર્નીંગ સિમ્બોલ પર તમારું માઉસ ફેરવો
આપણે જોઈ શકીએ છીએ થે અસાઇનમેન્ટ ટીઓ થે વેરિએબલ roll number હાસ નો ઇફેક્ટ
અને થે અસાઇનમેન્ટ ટીઓ થે વેરિએબલ નામે હાસ નો ઇફેક્ટ
આ એટલા માટે કારણ કે કન્સ્ટ્રકટર માં roll number અને નામે એ લોકલ વેરીએબલો છે
લોકલ વેરિએબલ્સ એ વેરીએબલો છે જે ફક્ત મેથડ અથવા બ્લોક દરમ્યાન જ એક્સેસ થાય છે
અહીં roll number અને નામે એ ૧૧ અને રાજુ થી ઇનીશલાઈઝ થશે
કારણ કે આપણે કન્સ્ટ્રકટર માં વેલ્યું ૧૧ અને રાજુ પાસ કરી છે
પરંતુ જેમ તે કન્સ્ટ્રકટર ની બહાર આવે છે તે એક્સેસ થઇ શકે નહી
ત્યારબાદ માત્ર roll number અને નામે જે આપણે જાણીએ છીએ તે ઇન્સ્ટંસ વેરીએબલો છે
તે 0 અને નુલ થી પહેલાથી જ ઇનીશલાઈઝ થયા છે જયારે ઓબ્જેક્ટ બને છે
તો આપણને આઉટપુટ 0 અને નુલ મળ્યું છે
હવે ચાલો કન્સ્ટ્રકટર ની અંદર નાનો ફેરફાર કરીએ
તો ટાઈપ કરો થિસ ડોટ roll number ઇકવલ ટુ roll number
અને થિસ ડોટ નામે ઇકવલ ટુ નામે
હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો
તો ctrl એસ અને Ctrl ફ11 કી દબાવો
આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે
આઇ એએમ પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર ૧૧ અને રાજુ આ એટલા માટે કારણ કે થિસ ડોટ roll number અને થિસ ડોટ નામે એ ઇન્સ્ટંસ વેરીએબલો roll number અને નામે ને સંદર્ભ કરે છે
અને અહીં roll number અને નામે એ મેથડમાં પાસ થયેલ આર્ગ્યુંમેંટો છે
લોકલ અને ઇન્સ્ટંસ વેરીએબલો વચ્ચે અથડામણ ટાળવા માટે આપણે થિસ કીવર્ડ વાપરીએ છીએ
હવે આપણે કન્સ્ટ્રકટર ની શૃંખલા બનાવવા માટે થિસ કીવર્ડનો ઉપયોગ જોઈશું
આપણે કન્સ્ટ્રકટર માં થિસ કીવર્ડનો ઉપયોગ બીજા કન્સ્ટ્રકટરને કોલ કરવાં માટે કરી શકીએ છીએ
કન્સ્ટ્રકટર એજ ક્લાસમાં હોવું જોઈએ
આને એક્સપ્લિસિટ કન્સ્ટ્રક્ટર ઇન્વોકેશન કહેવાય છે
તો ચાલો પાછા સ્ટુડન્ટ ક્લાસ પર આવીએ જે આપણે બનાવ્યો હતો
હવે કમેન્ટ્સ રદ્દ કરો
હવે પહેલા બે કન્સ્ટ્રકટરો માં ઇન્સ્ટંસ વેરીએબલો ને તેમની વેલ્યુઓ અસાઇન કરવા માટે એ ભાગને કમેંટ કરો

ત્યારબાદ એ ભાગને કમેંટ કરો જે બીજું અને ત્રીજું ઓબ્જેક્ટ બનાવે છે

હવે ચાલો પહેલાં પેરામીટર વગરનાં કન્સ્ટ્રકટર પર આવીએ
કર્લી કૌંસ પછી ટાઈપ કરો થિસ કૌંસમાં 11 અને અર્ધવિરામ
બીજા કન્સ્ટ્રકટર માં ટાઈપ કરો થિસ કૌંસમાં 11 અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્નમાં રાજુ અર્ધવિરામ
હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો
તો CtrlS અને Ctrl ફ11 દબાવો
આપણને આપેલ પ્રમાણે આઉટપુટ મળે છે આઇ એએમ એ પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર આઇ એએમ એ કન્સ્ટ્રક્ટર વિથ એ સિંગલ પેરામીટર આઇ એએમ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર 11 અને રાજુ હવે હું આઉટપુટ સમજાવીશ
જયારે ઓબ્જેક્ટ બને છે ત્યારે સંબંધિત કન્સ્ટ્રકટર કોલ થાય છે
અહીં આવેલ કન્સ્ટ્રકટર એ નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર છે
કન્ટ્રોલ કન્સ્ટ્રકટર માં પહેલી લાઈન પર આવે છે
તેને થિસ કૌંસમાં 11 સ્ટેટમેંટ મળે છે
આ કારણે તે એ કન્સ્ટ્રકટર ને કોલ કરે છે જે એક ઇન્ટીજર આર્ગ્યુંમેંટને સ્વીકારે છે
ત્યારબાદ કન્ટ્રોલ થિસ કૌંસમાં 11 અલ્પવિરામ રાજુ પર આવે છે
તેથી તે એ કન્સ્ટ્રકટર ને કોલ કરે છે જે ૧ ઇન્ટીજર અને ૧ સ્ટ્રીંગ આર્ગ્યુંમેંટ ને સ્વીકારે છે
તો આ કન્સ્ટ્રકટર એક્ઝેક્યુટ થાય છે અને આપણને આઉટપુટ મળે છે આઇ એએમ પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર
હવે ઇન્સ્ટંસ વેરીએબલ 11 અને રાજુ થી ઇનીશલાઈઝ થશે
જેમ કે આપણે પાસ કર્યું છે
હવે કન્ટ્રોલ કૉલિંગ કન્સ્ટ્રકટર પર પાછું જશે
આમ બીજું કન્સ્ટ્રકટર એક્ઝેક્યુટ થાય છે
આપણને આઉટપુટ મળે છે આઇ એએમ કન્સ્ટ્રક્ટર વિથ એ સિંગલ પેરામીટર
ત્યારબાદ કન્ટ્રોલ પહેલાં કન્સ્ટ્રકટર પર જાય છે અને તેને એક્ઝેક્યુટ કરે છે
તો આપણને આઉટપુટ મળે છે આઇ એએમ એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર
ત્યારબાદ સ્ટુડેન્ટડિટેઇલ મેથડ એક્ઝેક્યુટ થાય છે
તો આપણને મળે છે 11 અને રાજુ
હવે ચાલો એક નાનો ફેરફાર કરીએ
કન્સ્ટ્રકટર માં થિસ સ્ટેટમેંટને છેલ્લું બનાવીએ
આપણને કમ્પાઈલર એરર મળે છે
એરર સિમ્બોલ પર માઉસ ફેરવો
આપણને એરર આપેલ રીતે મળે છે કન્સ્ટ્રક્ટર કોલ મસ્ટ બે થે ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇન થે કન્સ્ટ્રક્ટર
તેથી આપણે તેને કન્સ્ટ્રકટર ની પહેલી લાઈન બનાવવી જોઈએ
તો આને કન્સ્ટ્રકટર ની પહેલી લાઈન બનાવો
હવે આપણે જોઈ શકીએ છીએ કે એરર જતી રહ્યી છે
તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા થિસ કીવર્ડને ફીલ્ડો સાથે વાપરવું થિસ કીવર્ડને કન્સ્ટ્રક્ટર્સ ની શૃંખલા બનાવવા માટે વાપરવું
થિસ કીવર્ડને કેવી રીતે કન્સ્ટ્રકટર માં વાપરવું
સ્વઆકારણી માટે પહેલાં બનાવેલ એમ્પ્લોયી ક્લાસમાં બે પેરામીટર સાથે એક કન્સ્ટ્રકટર બનાવો ઇન્સ્ટંસ વેરીએબલો ને ઇનીશલાઈઝ કરવાં માટે થિસ કીવર્ડ વાપરો
એ સાથે કન્સ્ટ્રકટર ને ૧ પેરામીટર સાથે અને વગર પેરામીટર સાથે બનાવો
ટ્યુટોરીયલમાં સમજાવ્યાં મુજબ થિસ નાં મદદથી કન્સ્ટ્રકટર ની શ્રુંખલા બનાવવાનો પ્રયાસ કરો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
જોડાવા બદ્દલ આભાર